એક શાંતિપૂર્વક ઘરનો ચિત્ર છે જેમાં આજુબાજુ ઘણા બધા ઝાડો દેખાય છે.

લાકડાની બેંચ અને ટેબલ જે જેવુ ફર્નિચર ગોઠાવેલું છે દિવાલ પર બે ફ્રેમ કરેલા ચિત્ર પણ લટકાવેલા છે.

એની બહાર એક લાઇટ લગાવેલી છે જે ખૂબ જ સુંદર છે.

આ ઈમેજ માં એક બિલ્ડીંગ નો બહારનો ભાગ દેખાય છે.

આ એક બગીચાનો દ્રશ્ય છે જેમાં ઘણા વૃક્ષો અને જમીન પર સૂખા પાંદડા દેખાય છે.

રેસ્ટોરન્ટ ના મુખ્ય પ્રવેશ દાર દ્વાર પર આર_કે રેસ્ટોરન્ટ લખેલું --

લીલાછમ ખેતરો ગાઢ વૃક્ષો અને ટેકરીઓ દેખાય છે.

દુકાનની બાહારની બાજુએ બ્યુટી બાર લખેલું એક બોર્ડ દેખાય છે.

આ સ્થળને લીલા નારંગી અને સફેદ રંગના ફુગ્ગાથી સજાવામાં આવ્યું છે જે ભારતીય ધ્વજના રંગોની યાદ અપાવે છે.

કારણ કે ત્યાં ક્રોસ અને ધાર્મિક ચિત્રો દીવાલો પર લટકાવેલા છે.

આ ફોટા માં એક વાહન સંભવત એક ટ્રક અથવા એનો ભાગ એક શેઢામાં નીચે ઉભો દેખાય છે.

એને નીલા અને સફેદ કલ રંગના ગુબ્બારા થી સજાવટ કરવામાં આવી છે.

એક દુકાનનો અહ ચિત્ર લાગે છે જેમાં ફૂલો અને છોડની સુંદર રીતે સંગારેલું છે.

છત પરથી વેલા અને ફુલ લટકી રહ્યા છે જે રૂમ ને જીવંત અને આકર્ષક દેખાવ આપે છે.

માં ફૂલોની માળા અને અન્ય સુશોભન વસ્તુઓ શામેલ છે.